સી માં સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંકશન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧૧૦ જીસીસી કમ્પાઈલર આવૃત્તિ ૪૬૧ ચાલો સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો નાં પરિચય સાથે શરૂઆત કરીએ
આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પર ઓપરેશન કરે છે
વિવિધ ઓપરેશન જેવા કે કોપી કરવું શ્રેણીબદ્ધ કરવું શોધવું વગેરે આધારભૂત છે
ચાલો અમુક સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો જોઈએ અહીં આપણી પાસે સ્ટ્રોન્કપાય ફંકશન છે આ માટે સીન્ટેક્ષ છે strncpyચાર એસટીઆર1 ચાર એસટીઆર2 ઇન્ટ ન આ સ્ટ્રીંગ એસટીઆર2 નાં પ્રથમ ન અક્ષરોને સ્ટ્રીંગ એસટીઆર1 માં કોપી કરે છે
દાત
ચાર strncpyચાર હેલ્લો ચાર વર્લ્ડ 2 આઉટપુટ આવું રહેશે વોલો અહીં આપણી પાસે વો સ્ટ્રીંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ 1 માંથી છે હવે આપણે એસટીઆરસીએમપી ફંકશન જોશું આની સીન્ટેક્ષ છે એસટીઆરએનસીએમપી ચાર એસટીઆર1 ચાર એસટીઆર2 ઇન્ટ ન આ સ્ટ્રીંગ 2 નાં પ્રથમ ન અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ 1 થી કરશે
ઇન્ટ strncmpચાર આઇસીઇ ચાર આઇસક્રીમ 2 આઉટપુટ 0 રહેશે હવે આપણે જોઈશું કે સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો કેવી રીતે વાપરવું
હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રીંગ ફંકશનો બતાવીશ
મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે હું તેને ખોલીશ અહીં આપણી પાસે સ્ટ્રીંગ લેંગ્થ ફંકશન છે નોંધ લો કે આપણી ફાઈલનું નામ strlenસી છે
આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું stdioહ અને stringહ તરીકે આ હેડર ફાઈલો છે આ આપણું મેઇન ફંક્શન છે અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ અર્ર છે તે અશ્વિની વેલ્યું સંગ્રહે છે ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ લેન1 છે અહીં આપણે સ્ટ્ર્લેન ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું પરિણામ લેન1 માં સંગ્રહીત થશે ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીશું
અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે હવે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ ટર્મિનલ વિન્ડોને તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ખોલો કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strlenસી સ્પેસ o સ્પેસ એસટીઆર1
Enter દબાવો ટાઈપ કરો str1 Enter દબાવો આઉટપુટ આ રીતે દેખાય છે સ્ટ્રીંગ અશ્વિની લેંગ્થ 7 તમે અહીં ગણી શકો છો
123456 અને 7 ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcpyસી છે
આમાં આપણે સોર્સ સ્ટ્રીંગને ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રીંગમાં આઇસીઇ છે તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે

પરિણામ આઇ માં સંગ્રહીત થાય છે આમાં આપણે સ્ટ્રીંગ 2 જે ક્રીમ છે તેની સરખામણી ક્રીમ સાથે કરીશું
પરિણામ જે માં સંગ્રહીત થાય છે ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીશું
અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવીએ
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strcmpસી સ્પેસ o સ્પેસ એસટીઆર3 Enter દબાવો str3 ટાઈપ કરો આઉટપુટ 10 આ રીતે દેખાય છે પ્રોગ્રામ પર પાછા આવીએ અહીં આપણને 1 મળે છે અને અહીં આપણને 0 મળે છે આપણી સ્લાઈડો પર પાછા જઈએ સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો strlen strcpy strcmp strncpy એન્ડ strncmp એસાઇનમેંટ તરીકે સ્ટ્રીંગ બેસ્ટ અને સ્ટ્રીંગ બસ ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક સી પ્રોગ્રામ લખો
સંકેત strcatચાર એસટીઆર1 ચાર એસટીઆર2 સાથે જ સ્ટ્રીંગ લાઈબ્રેરીમાંનાં બીજા ફંકશનોનું સંશોધન કરો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
જોડાવા બદ્દલ આભાર